રંગ રંગબિરંગી દુનિયા બની ગઈ. પડતા તા જ્યારે બધા ને ના બદલેં એ લોકો ને બધા ને રંગબેરંગી કલર ના કપડા પેરવા માંડ્યા ગામ ને પાદરે જી શેરી નાકે જે હોળી ને સળગાવામાં આવે છેને સૌ એ હોળી ની પૂજા કરે હોળી ના દિવસે લોકો હાર ડા, ધાણી, ચણા, ખજૂર અને વધુ ખાય છે, કારણ કે હોલી છે ભાઈ હોલી હૈ હોલી હૈ બુરા ના માનો હોલી હૈ.

એ દિવસે બધા એક બીજા ના ઉપર રંગો ઉછાળે, રંગો ઉછાળીને દુનિયા ક્યાં જઈ રહી છે? ક્યાં પહોચી રહી છે બાળકો ને રંગો ને ખેત કાર્યો માં એકબીજા ને રંગી કલાકો સુધી રંગની એ પછી અમુક અમુક ગામડાઓ માં તો રમવા વાળા એ લોકો એવું નહિ કે હોળી એટલે રંગો થી રમે એ બધા તોહ છાણ ને પછી કાદવ ને માટી ને રંધોળે છોકરાઓ ને બાળકો ને ને પછી કાકા હોય કાકીઓને હો કલર રગડતાં હોય પછી જે

એ મસ્ત મસ્ત વાણી રંગ બેરંગી. કલર રહી ને રંગબેરંગી કલર વાડા થાય પછી બાહર બધા માસ્ટ ફરે પછી બધા સાંજ પડા ને પછી બપોરે બતા ના બપોરે ના ઘસી ઘસી ને પછી આખો દિવસ એ સવારે રેલગાડીઓ. રંગને નીકાળ્યો.

પછી બધું સાફ કરવા નું એ બધું સાફ કરી ને પછી બધા રામે તે રમતા રમતા પછી આજ પડી જાય. સાંજ પડી જાય પછી સાંજે બતા એમએમ આખા પછી સોસાયટી ની બહાર બધા ને રજા હોય. ટોળાં ચડી ને બધા મસ્ત વાતો કરતા હોય. પછી બધાનું પટેને પાછી એટલે બધા શાંતિ થી બેઠા બેઠા ગપ્પા માર તા હોય વાતો તા હોય એ પછી મસ્ત મુઝે રમતા હોય. મજે દરિયો હોય આખા ગરમાં બધા ને જીવન માં એટલે પછી બધાં એવું કરેં

કે હે ભગવાન જેવા લોકો ના દુનિયા માં લોકો નો જીવન છે. લોકો નો યા દુનિયા માં જીવન ગુજારી રહ્યા છે. ચાલે રંગબેરંગી થી ભરી દે. ભગવાન બધા ને સારા સારા રંગો આપે. જેવા મોર ના પીછા માં એવા રંગો બધા ના જીવન માં ભરાય જાય એવી બધા ને પ્રાથના કરુછું હે માતાજી હે પ્રહલાદ ભગવાન હે પ્રહલાદ મોટા ભગવાન ના ભક્ત થઈ ને જેવી રીતે તમે તમારા જીવન કર્યા ટીવી તમ ને બતાવી ને કરો તેવી ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ

સત્ય નું સદાય વિજય હો અસત્ય નો સદાય વિનાશ હો જય પ્રભુ સારું કરજો સૌના

નમસ્કાર. ભવિષ્ય માટે, ધ્વનિ પ્રદૂષણ. અથવા પર્યાવરણીય એ માનવ પછી યંત્ર સર્જિત એવો અપ્રિય અવાજ જે મનુષ્ય કે પ્રાણી ની જીવનની, પ્રસ્તુતિ અથવા સંતુલન ખોરવે છે. ઘોઘાટ સામાન્ય પણે પરિવહન માંથી ખાસ કરીને મોટર વાહનોને કારણે સર્જાય છે. ઘોંઘાટ શબ્દ લેટિન શબ્દ નો, શિયામાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ઈજા અથવા હાની. દુનિયાભરના મોટાભાગના ઘોંઘાટ નો સ્ત્રોત પરિવહન વ્યવસાય, વ્યવસ્થા છે મોટર વાહનોનું ઘોંઘાટ છે પરંતુ તેમાં વિમાનોનું ઘોઘાટ અને રેલ ઘોંઘાટનો પણ સમાવેશ થાય છે. ખરાબ શહેરી આયોજનથી ઘોંઘાટ સર્જાઇ શકે છે. કેમ કે નિવાસી સાથે સાથે ઔદ્યોગિક એકમો નિવાસી વિસ્તારોમાં ઘોંઘાટ, અન્ય સ્ત્રોતો કે આરઅલાર્મ, ઓફિસ સાધનો ફાયર અલાર્મ, બાંધકામ, ગ્રાઉન્ડ સ્પીકરિંગ સાધનો. ભસતા કુતરા, ઉપકરણો, પાવરટૂલ લાઈટનીંગ નો ગુજારા, વગેરે વગેરે એ ઘોંઘાટીય લોકો ઘોંઘાટ થાય છે. આરોગ્યની, આરોગ્ય અને વર્તનજન્ય બંને પ્રકારે ગોંઘાટની આરોગ્ય પર પણ અસરો જોવા મળે છે. અનિચ્છનીય, અવાજને ઘોંઘાટ કહે છે. આ અનિચ્છનીય અવાજ શારીરિક અને મનોવૈજ્ઞાનિક આરોગ્ય, આરોગ્યની નુકસાન પહોંચાડી શકે છે. ઘોંઘાટનો પ્રદૂષણ ભીડ અને આક્રમ તથા તનાવ ઊંચા સ્તરો, બહેરાશ વગેરે વગેરે પણ દોરી જાય છે ઘોંઘાટનો સતત, ને આપણે બીજી વાત કરીએ તો પર્યાવરણીય અસરો પણ આવે એમાં જોઈએ પર્યાવરણીય અસરોમાં શું આવે તો તો અહીંયા જોઈએ તો, તો આપણે પર્યાવરણી અસરોમાં તો ઘણા બધા એવા પક્ષી હોય જે એટલે, આપણે એકસો વીસ ડેસીબલ જેવો અવાજ ક્રિએટ કરીએ તો સો, એકસો વીસ જઈએ તો ઘણા બધા એવા પક્ષીઓ ને એવું હોય જે લોકો આટલો મોટો અવાજ સહન ના કરી શકતા હોય. તો એ લોકો પણ બહેરા થઈ જાય. તો એ લોકોને પણ ઘણું બધું નુકસાન થાય તો આપણે લોકોને સમજવું જોઈએ થોડુંક કે ગવર્મેન્ટએ પાસઠ વર્ષ, સિત્તેર વર્ષ ની ડેડ લાઈન આપી છે. ઇનફ છે પાસઠ વર્ષ, પાસઠ ડેસીબલ તો બહુ ઇનફ છે એ લોકો એનાથી ઉપર જવાનું એ છે જ નહીં પછી આપણે શાદીઓમાં સ્પીકર અને એ બધું વગાડ્યું તેનાથી પણ તકલીફ થાય આપણને નહીં જોવા મળતી તકલીફ. પણ એ આજ નહીં તો કાલે તકલીફ થવાની એની હમ એટલે આપણે થોડું control કરવું જોઈએ પોતાની જાત પર પણ. હવે ઘણા બધા પક્ષીઓ હોય જે લોકો પોતાની સાંભળવાની શક્તિને ગુમાવી દે પછી pollution ની હવે અલગ અલગ એરિયા પ્રમાણે ગવર્મેન્ટ એ અલગ અલગ ડેસિબલ સેટ કર્યા છે જેઓકે સ્કૂલ એરિયા હોય તો એને સો મીટરની radius માં કંઈક ડેસીબલ હોય કે . પાસઠ ડેસીબલ પછી આપણું વ્યવસાય રહ્યા હોય લિવિંગ એરિયા હોય નોર્મલ આપણું ઘર એ હોય ત્યાંનો અલગ સેટ કરેલું હોય પછી રાત્રિનું અલગ સેટ કરેલું હોય. એવું બધું હોય. આપણે હવે શું જોઈએ? સ્થળાંતર અને ઘોંઘાટ પર અંકુશ, શું છે એ એ ઘોંઘાટ ઘટાડવાની કે દૂર કરવાની ટેકનોલોજીની, નીચે ટેકનોલોજી ને હા ઘોંઘાટ દૂર કરવાની ટેકનોલોજીમાં આપણે જોઈએ તો તેઓ કે આપણી ગાના સાંભળવા હોય તો લાઉડ સ્પીકર ની જરૂર નહીં કેમકે, hands free available છે airpods available છે આપણે એ લગાવીને ગાના સાંભળી શકીએ. એમાં ખાલી આપણને જ સંભળાય અને બીજાને ન સંભળાય. એ પણ એક ટેકનોલોજી આવે. પછી માર્ગ ઘોંઘાટ ઘટાડવાની વિવિધ અમ વ્યુહ રચનાઓ છે. જેમ કે ઘોંઘાટ અવરોધક નો ઉપયોગ.

બ્રોકિંગ અને એક્સેલરેશન ઘટાડીને વાહન પ્રવાસ સરળ બનાવે તે મા ટે ટ્રાફિક ટ્રાફિક હવાલદારનો ડિઝાઇન એવી રીતે તૈયાર કરવું અમ પછી મેટા લોડ જે આવે એમાં કોમ્પ્યુટર મોડલ આવે પછી આપણે જેટ એન્જિન લઈ લઈએ. નોઈસ આવે એમાં આપણે જે એન્જિનની એવી રીતે ડિઝાઇન કરવાનું, કે કમ થી કમ આવાજ આવાજ નીકળે એમાંથી. એટલે એનું ડિઝાઇન એવી રીતે કરવાનું એ ચાલે તો એને એન્જિનના નો અવાજ એટલે બહુ ઓછો થઈ જાય. પછી આપણે absorbing આવે એનો ઉપયોગ કરીશું. જોકે થિયેટરમાં યુઝ થાય છે. એનો આખો જે નીચે હોય કારપેટ હોય એનાથી જ બનેલું હોય એટલે ત્યાંથી તો અવાજ બહાર જવાનો નથી બધો. અવાજ ત્યાં absorb થઈ જાય. તો એવું આપણે થિયેટરમાં આવા જ વધારે કરીએ તો એમાં કંઈ પ્રોબ્લેમ ના હોય કેમકે એ રૂમ આખો પેક હોય. તો આ વાત તો બહાર જાય જ નહીં કેમકે absorbing material લગાવેલું હોય ત્યાં.

ત્યાં ને બદલે નુકસાન ની તરીકે ગણ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ આપણે બધા જાણીએ છીએ અમેરિકા યુનાઇટેડ સ્ટેટમાં, ધોરીમાર્ગો અને વિમાનની ઘોંઘાટો માટે સંધિય ધોરણો છે રાજ્ય અને નિયત સરકારો મહાન, સંહિતાઓ શહેરી આયોજન અને માર્ગ વિકાસ માટે અત્યંત ખાસ કાયદા ધરાવે છે કેનેડા અને ઈયુમા કેટલાક રાષ્ટ્રીય, કે રાજ્યના કાયદાઓ ઘોંઘાટ સામે રક્ષણ આપે છે. પછી મ્યુનિસિપાલટીઓના ઘોંઘાટ, અંગેના કાયદા અને વટહુકમો અલગ અલગ છે અને કેટલાક શહેરો માટે ખરેખર આવા કોઈ કાયદાઓ જ નથી. ખરેખર ઘણા શહેરોમાં તો આવા કોઈ કાયદાઓ જ નથી કે સાઉન્ડથી લોકોને કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય તો હોય તેની ગવર્મેન્ટ નો આપણે તો શું કહી શકીએ પછી અહીંયા જોઈએ તો ડોક્ટર પાઉલો, ઈ તી એ અને એચ ઓ ડી પાસેથી મેળવેલા ભંડોળ ની મદદથી પોર્ટલેન્ડ, ઓરેગોન ના શહેર માટે ઓગણીસો પંચોતેર માં પ્રથમ સદન ઘોંઘાટ સહિતા વહી હતી. પોર્ટલેન્ડ ઘોંઘાટ સહિત અમેરિકા અને કેનેડાના,

વિવિધ મને એમાં તો આપણે લઈએ તો, ધ્વનિ પર્યાવરણ શાસ્ત્ર પણ આવે ઇકોસ્ટિક ઇકોલોજી એમાં આપણે પડવું નહીં હમણાં,

જેણે પ્રત્યેક ભંગ બદલ પાંચ હજાર ડોલર જેટલા ઊંચા દંડ સાથે તેના નાગરિકોને આક્રમણ રક્ષણ પૂરું પાડ્યું છે એટલે કે અહીંયા આપણે જોઈએ, સારું કામ કર્યું એ લોકોએ કે જે નિયમો બનાવ્યા ધ્વનિ પ્રદૂષણના એ બ્રેક થાય. પાંચ હજાર ડોલરનો દંડ લીધો આપણે પણ ભારતમાં એવું કંઈક કરવું પડે. અહીંયા ની ગવર્મેન્ટ તો આટલું કંઈ ખાસ ધ્યાન આપતી નથી પણ આપવો પડે ધ્યાન એ લોકોએ પછી દંડ એટલે પાંચ હજાર ડોલર એટલે બહુ વધારે થઈ ગયા આપણે આટલા બધા નહીં પણ પાંચ હજાર સુધી રાખવાનું પાંચ હજાર ઇન્ડિયન રૂપીસ. બહુ થઈ ગયા અહીંયા પબ્લિક, એમ જ સુધરી જાય વાંધો નહીં આવે ઇન્ડિયા છે શું થાય આપણે શું કરી શકીએ બીજો જોઈએ અહીંયા તો, ઘોંઘાટ સંબંધમાંથયા ઘણા ઘસારો ભાંગ કરનાર અને ભોગ બનાર વચ્ચે વટાધારકોની પતી જાય, પતી જતા હોય છે અહીંયા તો બહુ હાઈ લેવાની ગુજરાતી ઉપયોગ કરી છે એટલે આપણે આમાં નથી પડવું પછી આપણે બીજો જોઈએ તો રોકેટ જોયું હશે બધાએ રોકેટ એ, રોકેટ જ્યારે સ્પેસમાં જાય ત્યારે તેને લોન્ચ કરવામાં આવે તે બહુ બધું પોલ્યુશન કરે નોઈસ પોલ્યુશન પણ કરે અને હવા ને પણ પ્રદૂષિત કરે. આપણે એમાં જોઈએ તો એ pollution જે હોય એ ફાયદાકારક છે તો આપણે એને pollution ના કહેવાય તેનાથી આપણને બહુ બધું લાભ મળે બહુ બધું knowledge મળવાનું જેમ કે રોકેટ જ્યારે સ્પેસમાં જાય તો, ઘણી બધી ખોજો ને સાયન્ટિસ્ટ લોકો એવું બધું કરે તો આપણે એને પોલ્યુશનમાં તો ન ગણાય પણ એનાથી અવાજ બહુ બધું થાય તો એ લોકો એવું એન્જિન ડિઝાઇન કરવો પડે કે. અવાજને અંદર જ absorb કરી લે એવું કંઈક કરવું પડે હાલા કે બહુ જ મુશ્કેલ છે possiblepractically possible કરવું બહુ મુશ્કેલ છે. પછી, ધ્વનિ પ્રદૂષણમાં તો આપણે બીજું કંઈક શું કહીએ અહીંયા શું લખ્યું કે લંડન ના હિતરો વિમાનને મતલબ ખાતે ઉતરણ, કરવાના થોડાક સમય પહેલા જ એક બોઈંગ seven four seven four zero zero વિમાન મકાનોની નજીક પસાર થાય છે. જો અહીંયા આ શું છે કે વિમાન જ્યારે, લેન્ડ થાય તો મકાનોની નજીકથી પસાર થાય તો હોય પ્લેન નો અવાજ તો એટલે ખતરનાક બધાય સાંભળ્યું જ હશે કાન ફાડી નાખ્યા આપણા બધાના હમ હવે વિમાન નો અવાજ તો હવે કેવું યાર ખતરનાક જ હોય ને કાન ફાડી નાખે પછી, હવે ધ્વનિ પ્રદૂષણ માટે તો હવે આપણે શું કહીએ બધા જે જે main main point હતા તે બધા તો મેં કવર કરી આપ્યા મારા દિમાગમાં તો હવે બીજો idea છે નહીં.

જોઈ લેજો અને આજે આપડે ત્રિકોણો ગણવાનો video છે. મિત્રો જોવાના છીએ. ખુબ સહેલા પ્રકારો છે. તમે એક વાર આખે આખો મિત્રો video મિત્રો જોઈ જસો એટલે લગભગ તમારે આમાં પણ કોઈ problem

આ પ્રકારના મીત્રો તમે આકૃતિમાં જુઓ તમને ત્રિકોણ આપેલા હોય અને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? બરાબર છે તો આપડે

પરીક્ષાની અંદર વાંધો આવશે નહીં. તો ચાલો મિત્રો સૌથી પહેલા તો તમે હું શીખવતો નથી. એ પહેલા તમે જવાબ દેવાનો પ્રયત્ન કરો કે આમાં કેટલા ત્રિકોણ બને છે? બરાબર છે? ચાલો હવે હું આની પદ્ધતિ શરુ કરું જ્યારે એક ત્રિકોણ આ રીતે તમને આપેલો હોય અને એના એક શિરોબિંદુમાંથી અલગ અલગ ગમે તેટલા રેખાખંડો દોરેલા હોય તો આની અંદર કેટલા ત્રિકોણ બને સ્વાભાવિક છે આ એક બે ત્રોણ ચાર પાચ ત્રિકોણ તો દેખાય પછી આ બેને ભેગા કરો મિત્રો બરાબર આ બેને ભેગા કરો પછી આ ત્રણને ભેગા કરો આ બેને ભેગા કરો. આ ત્રોન ને ભેગા કરો એવા અસંખ્ય ત્રિકોણ બને છે. તો મિત્રો આની અંદર છેલ્લો રસ્તો કે શું કરવાનું છે? એ તમે ધ્યાન થી જોજો આને base કેવાય base એટલે આધાર પાયો કેવાય આને બરોબર છે. તો પાયા માં તમારે નંબર આપવાના છે. જેમકે આ આમાં એક બે ત્રણ ચાર અને પાંચ હવે સૂત્ર શું કરવાનું આ બધાનો મિત્રો plus કરી દેવાનું શું કરવાનું છે? આ બધાનું plus કરી દેવાનું છે. બરાબર છે. તો આ બધાનો total કરીએ આપણે ચાલો ગણીએ એક ને બે ત્ર ત્રણ ને ત્રણ છ, છ ને ચાર દસ દસ ને પાચ પંદર તો શું કર્યું આપણે સૂત્ર થશે ફરીથી હું લખું છું એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ બરાબર

બરાબર છે. આ પ્રકારનો ત્રિકોણ આવે તો આની અંદર કેટલા બીજા નાના ત્રિકોણો બને છે તો એની ગણવાની pattern એનું સૂત્ર એ આ છે ને આ રીતે આપણે આની અંદર ત્રિકોણ ગણવાના છે. ચાલો બાળકો હવે આપણે next જોઈએ હવે એ જ pattern છે વચમાં એક્દમ જોઈ એક રેખાખંડ કરી નાખ્યું છે. બરાબર છે. તો આની અંદર ઉપર પણ એક બે ત્રણ ચાર પાંચ ત્રિકોણ બને છે તમે જોઈ શકો છો નીચેના ભાગ છે ત્રિકોણ નથી એ બધા ચતુષ્કોણ છે પણ આખું ભેગું કરી દયો તો પાછા ત્રિકોણ છે ત આમાં ત્રિકોણ ની સંખ્યા છે બાળકો વધશે. તો આમાં શું કરવાનું? આમાં પણ same અહીંયા એક આધાર બન્યો અને અહીંયા પણ એક આધાર બન્યો તો અહીંયા પણ આપણે numbering આપીએ જ્યાંથી રેખાખંડ હોય ત્યાંથી એક બે ત્રણ ચાર પાંચ તો આપણે જોયું કે આ બધાનો સરવાળો બાળકો કેટલો થયો હતો હમણાં એક થી પાંચ સુધીનો okay પંદર થયો તો એવી રીતે નીચે પણ એક આધાર બને છે એમાં પણ એક બે ત્રણ ચાર અને પાંચ આ બધાનો total કરીએ પંદર થયો હવે આ પંદર અને આ પંદર સરવાળો કરો મિત્રો તો કુલ ત્રિકોણની સંખ્યા તમને મળશે ત્રીસ ફરીથી જોઈ લેજો જેટલા આધાર ઉપર છે એટલા જ આધાર નીચે છે તો જ્યાંથી આપણો રેખાખંડ start થતો હોય આડો રેખાખંડ ત્યાંથી number આપવાના શરૂ કરી દો તો એક બે ત્રણ ચાર પાંચ નીચે પણ એક બે ત્રણ ચાર પાંચ

આની અંદર બે રેખાખંડ કરીદે બરાબર છે તો આમાં પણ તમેં અહીંથી numbering આપો એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ તો આના મિત્રો પંદર આનો સરવાળો પણ પંદર અને આનો સરવાળો પણ પંદર. પંદર વત્તા પંદર વત્તા પંદર પંદર તરી પીસ્તાલીશ. ત્રિકોણ છે. મિત્રો આની અંદર બંદ સમજી ગયા છો તમે આ pattern ને આંખે આખી બરાબર વાંધો નહીં આવે તમને હવે આ પ્રકારના પ્રશ્નોની અંદર ચાલો આગળનું જોવો ચાલો હવે થોડો આકૃતિમાં ફેરફાર કર્યો. આમાં રેખાખંડ છેને એ આ ત્રોણ ત્રિકોણ સુધી જ છે. અહિયા નથી તો આપડે શું કીધુંતું જયાંથી સારું થતું હોય ત્યાંથી જ લખો અહીંથી સારું થાય છે એટલે એક બે ત્રોણ ચલો આહિયા એક બે ત્રણ ચાર અને અહિયાં નીચે તો base નો રેખાખંડ આખો છે. તો એક બે ત્રોણ ચાર અને પાંચ. ચાલો આ બધાનો તમે સરવાળો કરો હમ તો ત્રોણ ને બે પાંચ પાંચ ને એક છ ત્રિકોણ અહીંથી બનશે ત્રોણ ને બે પાચ ને એક છ અને અહિયાં તો ગણેલ જ છે. આપડે પાંચ ને ચાર નવ, નવ ને ત્રણ બાર, બાર ને બે ચૌદ ને એક પંદર. ચાલો હવે આ છ અને પંદર નો સરવાળો કરો તો પંદર ને છ કેટલા થશે? એકવીસ તો આ પ્રકારની આકૃતિમાં બાળકો ત્રિકોણ બનશે ચાલો સમજી ગયા હસો next આપણે આગળ જોઇએ ચાલો પ્રકાર ફેરવો છે બરાબર છે આકૃતિ ની અંદર રેખાખંડો તમે જોઈ લેજો સરખી રીતે ચાલો અહીંયા આજે base નો રેખાખંડ બની રહ્યો છે અહીંયા બરાબર છે તો અહિયાં number આપો એક અને બે એવી રીતે અહિયાં પણ base નો number છે અહિયાં એક બે અને ત્રોણ આપ્સુ અને નીચેનો base તો આખો છે એક બે ત્રોણ ચાર પાંચ ચાલો. આ બધાનો સરવાળો તો નીચે ખબર છે એક થી પાંચ સુધીનો કેટલો થાય છે તો કે પંદર ચાલો આનો સરવાળો કેટલો થશે એક અને બે ત્રણ આનો સરવાળો કેટલો થશે ત્રણ ને બે પાંચ ને એક છ શું કરવાનું? ત્રણ છ પંદર આ બધાનો total કરવાનો પંદર ને છ એકવીસ અને ત્રણ ચોવિસ. તો આની અંદર ચોવીસ ત્રિકોણ બનશે પંદર ને છ એકવીસ એકવીસ ને ત્રોણ ચોવીસ ફરીથી આખી patern જોઈ લેજો કઈ રીતે number આપું છું કઈ રીતે આપણે ત્રિકોણ ગણવાના છે તમને ખ્યાલ આવી જશે આનાથી ચાલો next next તમે જુઓ ચાલો હવે આની અંદર તમને એક રેખાખંડ અહિયાં એક અહિયાં અને એક અહિયાં દેખાય છે બરાબર ને અને એક ચોથો તો નીચે base માં છે જ ચાલો અહિયાથી number આપો એક અને બે એટલે એક અને બે ના સરવાળા કરવાથી આપણને ત્રણ મળશે બરાબર આનાથી ત્રોણ ત્રિકોણ બન્યા અહીંયા પછી અહિયાં number આપો એક બે ત્રણ જ્યાંથી રેખાખંડ શરુ થાય ત્યાંથી number આપવાનો આનો total કરો તો ત્રણ ને બે પાંચ ને એક છ ચાલો હવે આ રેખાખંડને number આપો એક બે ત્રણ ચાર સરવાળો કરો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ નવ ને એક દસ તો અહીંયા તમને દસ ત્રિકોણ મળશે. અને અહીંયા છેલ્લે નીચેનો જે આધાર છે એમાં તો એક બે ત્રણ ચાર પાંચ સુધી જેનો total હવે આપણને પાકો થઈ ગયો પંદર ઉપર શું આવે ત્રોણ માં આ દસ નાખો એટલે તેર તેરમાં આ છ નાખો એટલે ઓગણીસ ઓગણીસમાં આ પંદર નાખો એટલે કેટલા થશે બાળકો ઓગણીસ ને પંદર ચોત્રીસ બરાબર તો આની અંદર આપણને ચોત્રીસ ત્રિકોણ મળશે

ચાલો હવે એ pattern પૂરી થઈ ગઈ હવે એક નવી pattern તમારી સાથે લીધી છે pattern two હવે suppose કે એક ત્રિકોણ આપેલો હોય અને એની અંદર બીજો ત્રિકોણ મુકેલો હોય બાળકો બરાબર તો એની અંદર કેટલા ત્રિકોણ બને છે? તો generally હું તમને હું તમને અહિયાં count કરાવી દઉં સદી રીતે કે જોવો તમને આહ sorry એક ત્રિકોણ આ દેખાય છે જેમાં એકડો લખ્યો આ એક ત્રિકોણ બરાબર મારો હાથ ફરે છે જોજો પછી એવીરીતે આ બીજો ત્રિકોણ બરાબર બે number લાકેલો એ રીતે આ ત્રીજો ત્રિકોણ આ number લખેલો આ ચોથો ત્રિકોણ બરાબર આ વચ્ચેનો અને એક આ સૌથી મોટો એટલે કુલ કેટલા ત્રિકોણ થયા બાળકો પાંચ બરાબર આ તો easily તમે સમજી શકો છો પણ આનું પણ સૂત્ર છે અને સૂત્ર છે four n plus one જ્યાં n એટલે સુ થાય n એટલે અંદરના ત્રિકોણની સંખ્યા અંદરના ત્રિકોણન સંખ્યા હવે આપણે આમાં કિંમત મુકીએ. જો અમમ અંદર કેટલા ત્રિકોણ છે? તો હું આ arrow કરૂ છું એ અંદર ના ત્રિકોણ છે. arrow કરૂ છું એ એક જ ત્રિકોણ છે મતલબ n ની જગ્યાએ આપડે અહિયાં જો એક મૂકી દઈ તો ચાર ગુનીયા એક વત્તા એક એટલે ચાર એકુ ચાર વત્તા એક એટલેકે પાંચ ત્રિકોણ થાય તો હમણાં જ આપડે ગનીલીધા પાંચ ત્રિકોણ આની અંદર બને છે હવે આનો ઉપયોગ થોડુંક આગળ deep માં જઈ એટલે તમને વધારે ખ્યાલ આવશે બરાબર તો અત્યારે તો easily ગણી શકીએ પણ આની અંદર આની અંદર એક ત્રિકોણ એની અંદર એક ત્રિકોણ આં કરે તો ગણવામાં થોડી તકલીફ થઈ જશે તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશો ચાલો આકૃતિ ફરીથી સમજો કે એક ત્રિકોણ હતો એની અંદર એક બીજો ત્રિકોણ અને એની અંદર પણ એક ત્રીજો ત્રિકોણ કુલ ત્રણ ત્રિકોણ આપડે તો સૌથી મોટો નઈ એની અંદર જેટલા ત્રિકોણ હોય એ ગણવાનાં તો હમણાજ આપડે વાત કરી કે આનું સૂત્ર છે four n plus પણ જેમાં એક arrow કરું છું એ ત્રિકોણ છે એક ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ છે જે તમને ચોખ્ખો દેખાતો હશે કેટલા ત્રિકોણ છે બાળકો બે એટલે n બરાબર બે ત્રિકોણ થયા ચાલો એમની જગ્યાએ આપણે અહીંયા બે મૂકી દઈ તો સુ આનું સાદુરૂપ થશે ચાર દુ આઠ આઠ વત્તા એક એટલે નવું ત્રિકોણો બાળકો આ આકૃતિની અંદર બનશે શું કરશું આપડે અંદર ના ત્રીકોણો જે arrow કરેલા છે એ બે છે એટલે એમની જગ્યાએ બે આ સૂત્ર યાદ રાખવાનું આ પ્રકારની આકૃતિ આવે તો four n pulse n વાળું સૂત્ર છે બાળકો આપણે યાદ રાખવાનું અને જવાબ મળી જશે ચાલો હવે જુઓ હવે આ મોટા ત્રિકોણ ની અંદર એક ત્રિકોણ એની અંદર આ બીજો અને એની અંદર એક નાનકડો ત્રિકોણ પણ તમને દેખાતો હશે. ત્રીજો હું arrow કરીને દર્શાવું છું આ પેલો ત્રિકોણ બરાબર પછી એની અંદર આ arrow કરીને દર્શાવું બીજો ત્રિકોણ અને સૌથી અંદર એક જો arrow કરીને દર્શાવ્યો છે આ ત્રીજો છે સૂત્ર ફરીથી આપણું four n pulse n ચાલો comment માં ગણતરી કરું પહેલા તમે જવાબ લખીને તમારો મૂકી શકો છો કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બનશે? ફટાફટ ગણતરી તમે કરો શું કરવાનું છે એમની જગ્યાએ તમારે એક બે ને ત્રણ ત્રિકોણ છે એટલે n ની જગ્યાએ Three મૂકો એટલે ચાર ગુણ્યા ત્રણ વત્તા એક કરી જુઓ શું જવાબ આવે છે ચાલો મારી પહેલા હું લખું એ પેલા જવાબ દેવાનો પ્રયત્ન કરજો ચાર ના ચાર અંદર n ની જગ્યાએ ત્રોણ વત્તા એક શું થશે? ચાર તારી બાર વત્તા એક ચાલો શું તમારે જવાબ આવ્યો આટલો જ આવ્યો મારા જેટલો comment માં તમે આટલા જ લખ્યા છે ને okay very good તેર જવાબ આની અંદર બાળકો આવે છે ચાલો next

હવે જે તમને ત્રિકોણ દેખાય છે. એમાં એક મોટો ત્રિકોણ એની અંદર એક નાનો ત્રિકોણ અને આજે ત્રિકોણ આખો હતો એના બે ભાગ કરીને રેખાખંડ બરાબર છે તો આમાં ગણતરી કરવી હોય બાળકો તો હમણાં જે આપડે આગલુ ભણેલા ને તો એના માટે શું કરે કે આજે રેખાખંડ છે ને આ ત્રણે ત્રણ એને કેટલા second માટે ભૂલી જાવ જાણે છેજ નહિ ત્યાં તો આકૃતિ કેવી થઇ જાય હમણાં જ આપડે જે આકૃતિ લીધીતી એવી થઇ જાય આવી આકૃતિ આ રેખાખંડ બધા કાઢી નાખો એટલે આવી આકૃતિ થઇ જાય. હવે આની અંદર કેટલા ત્રિકોણ બને તો આપણે ગણતરી કરી તી ને આની અંદર એક જ ત્રિકોણ છે four n plus one માં n ની જગ્યાએ એક મુકો તો પાંચ ત્રિકોણ બને. એટલે પાંચ ત્રિકોણ તો perfect આની અંદર છે જ હવે પાંચ વત્તા એક અને બે નવા ત્રીકોણો બન્યા આની અંદર આ ત્રોણ અને ચાર આ પાંચ અને છ કુલ બીજા નવા છ ત્રિકોણ બન્યા મેં નંબર આપ્યા એ. પાંચ તો already આમાં હતા જ અને આ રેખાખંડ કરવાથી બીજા એક બે ત્રણ ચાર પાંચ ને છ ત્રિકોણ નવા બન્યા એટલે મોટા ત્રિકોણમાં અંદર પાંચ ત્રિકોણ હતા અને આ રેખાખંડો કરવાથી બીજા નવા છ ત્રીકોણ બન્યા તો કુલ પાંચ ને છ અગ્યાર ત્રિકોણ આની અંદર બને છે. બાળકો હું આશા રાખું છું કે હું તમને આજે સમજાવી રહ્યો છું એ તમને સમજાઈ ગયું હશે

અને એની અંદર પણ એક ત્રીજો ત્રિકોણ હવે ત્રિકોણ અંદર વધી ગયા અને પહેલા રેખાખંડો હતા એ તો એમને તો શું કરશું? પાછા હું જેના ઉપર line કરું છું આ બધી line કરું એને આપણે બે minute માટે ભૂલી જઈએ જેના ઉપર મેં line કરેલી છે આડી એ બધા ભૂલી જાય તો કેવી આકૃતિ થઈ એક ત્રિકોણ એની અંદર એક બીજો અને એની અંદર એક આ નાનો ત્રીજો ત્રિકોણ તો પેલું તો સૂત્ર તમારું એના માટે થાય four n plus one એમાં n ની જગ્યાએ તમે બે લખો કારણ કે અંદર બે ત્રિકોણ છે. ચાર દુ આઠ ને એક હમ નવ ત્રીકોણો તો એક હવે આજે નવી line નો વચમાં અહિયાં ખૂણામાંથી add કરી શિરોબિંદુમાંથી તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. છ નવા ત્રીકોનો બન્યા એ આમાં add કરવા પડશે તો નવ ને છ કેટલા થાય બાળકો? પંદર તો અણી અંદર પંદર ત્રીકોનો બને છે બાળકો ઠીક છે. ચાલો હવે નવી pattern pattern four suppose કે કોઈ તમને ચોરસ કે લંબચોરસ આપેલો હોય અથવા ચતુષ્કોણ આપેલો હોય. અને એના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 two n જ્યાં n એટલે ત્રિકોણની સંખ્યા એક બે ત્રણ ચાર કેટલા ત્રિકોણો તમને દેખાય છે નાના નાના partition ચાર તો અહીંયા આપણે બે ગુણ્યા ચાર મૂકી દઈશ એટલે આઠ ત્રિકોણો કુલ અણી અનાદર બને આ હા મિત્રોને એવો પ્રશ્ન થયો sir આઠ ત્રિકોણ કઈ રીતે બને? તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું

એક ચાર તો દેખાય જ છે નાના નાના પછી આ બે ત્રિકોણ ને ભેગા કરો એટલે પાંચમો એ જ રીતે બે અને ત્રણ ને ભેગો કરો શ્ષ્ટ્કોણ ત્રિકોણ જેવો તમને દેખાતો હશે તો એ પણ એક ત્રિકોણ છે એવી રીતે ચાર અને ત્રણને ભેગો કરો એવી રીતે ચાર અને એક ને ભેગો કરો તો બીજા ચાર ત્રિકોણ છે. એર્ટલે ચાર એ દેખાય છે ઇ અને બે બે જી જોડી માં બીજા ચાર એટલે આઠ ત્રિકોણ બને. તો જો સીધ્ધું આપડી પાસે

રેખાખંડો આની અંદર મુકેલા છે. સુ કરવાનું છે આપડે બાળકો? counting અહીંથી number આપો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નાના ત્રિકોણો દેખાય છે. સૂત્ર તો એજ રેસે. two n જે આગળ ની slide જોયું આપડે એ જ સૂત્ર આની અંદર રહશે two n અને n તરીકે અહ્યા આઠ ત્રિકોણો છે બાળકો એટલે બે ગુનિયા આઠ કરીએ. બે ગુનિયા આઠ કરીએ એટલે સોળ ત્રિકોણ આપણને આની અંદર જોવા મળે તો એનો જવાબ થયો બાળકો હાથ બધી pattern ણો છે એ notebook માં લખતા જજો કે આ પ્રકારની આકૃતિ આવે two n તો સૂત્ર વાપરવાનું છે n એનની જગ્યાએ જે નાના નાના ત્રિકોણો છે એ બધા ગણી લેવાના આઠ ત્રિકોણો દેખાય છે કુલ એટલે n ની જગ્યાએ આઠ મુકવાનાબે ગુયા આઠ એટલે સોળ ત્રિકોણો આપણને આની અંદર જોવા મળે ચાલો હવે પાચમી pattern ખૂબ અગત્યની pattern છે બાળકો આહ નાના હતા તમે તો હજી નાના છો અમે નાના હતા ત્યારે જે ગંજી પતો રમવાનો આવે છે જે પત્તો playing card એને અમે આવી રીતે ગોઠવતા અને એનું આખું building બનાવતા તા આ રીતે આ type ની આકૃતિ છે. હવે આ type ની આકૃતિ માં જોજો કે અહીંયા તમને આ એક બે ત્રણ રેખાખંડો દેખાય છે. અલગ અલગ એવી રીતે એક બે ત્રણ રેખાખંડો

તો તમને નાના નાના ત્રિકોણ તો દેખાતા જશે એ ગણીને તમે જવાબ મૂકી દો photo પાડો કારણ કે પછી આને અને આને ભેગો કરો હું હાથ લાવવી જોજો હા આ ચાર ત્રિકોણોને ભેગા કરો કેવી રીતે આ ચાર ત્રિકોણને ભેગા કરો એટલે બીજો ત્રિકોણ બને તો મિત્રો જ્યારે આ પ્રકારની આકૃતિ આપણી સામે આવે ત્યારે હું તમને સૂત્ર આપું છું એ યાદ રાખજો. n n plus two two n plus one ભાગ્ય આઠ ખાસ અને તમારી note માં લખી દેજો n n plus two two n plus one ભાગ્ય આઠ હવે અહિયાં n શું લેવાનું બાળકો ખાસ સમજજો તો અહીંયા n માં પાયામાં કેટલા એક બે અને ત્રણ રેખાખંડો છે ને બધી જગ્યાએ ત્રણ જ છે જો કે આપડે વાત કરીતી પાયામાં એક બે અને ત્રણ ત્રિકોણ છે અથવા ત્રણ રેખાખંડો છે એટલે n તરીકે તમારી એક બે ત્રણ છે ને એટલે n તરીકે કેટલા લેવાના ત્રણ લેવાના ચાલો આની અંદર n તરીકે લઉં એટલે યા ત્રણ ના ત્રણ ત્રણમાં બે ઉમેરો એટલે કેટલા થાય બાળકો પાંચ બે ગુણ્યા ત્રણ two n plus one એટલે બે તેરી છ છ વત્તા એક એટલે સાત અને ભાગ્યા આઠ હવે આઠ નો ભાગ ત્રણ પાંચ કે સાત સાથે નહીં ચાલે ગુણાકાર કરી લ્યો ત્રણ પાચા પંદર પંદર સત્તા એકસો ને પાચ અને એના ભાગ્ય આઠ બરાબર હવે શું કરવાનું આ એકસો પાંચ જે આવ્યા છે બાળકો ખાસ ધ્યાન આપજો એને આપણે આઠ વડે ભાગી દેવા તો આઠ નો ઘડિયો બોલો આઠ એકુ આઠ

બરાબર ટૂંકમાં તમે એકસો ને પાચ ને આઠ વડે નિશેષ નથી ભાગી શકતા એટલે એનો જવાબ તો તમે calculator માં કરશો તો તેર point something આવશે તેર point something આવશે. તો આ રીતે તમને જે તેર ભાગ ફળ પૂરેપૂરું મળ્યું તો એનો મતલબ કે આની અંદર તેર ત્રિકોણો બને છે હવે જો તમે આનું Calculation exact કરવા બેસો ને શાંતિથી તો તમને તેર ત્રિકોણ આની અંદર મળી છે

આગળ આકૃતિને extent કરીએ છીએ. ચાલો જુઓ હવે ત્રિકોણો ની સંખ્યા છે વધારી તમે બેઝમાં જુઓ એક બે ત્રણ ચાર હવે base માં ચાર ત્રિકોણ અથવા ચાર રેખાખંડ અહીંયા પણ એક બે ત્રણ ચાર અહીંયા પણ એક બે ત્રણ ચાર આપણું જે સૂત્ર હતું સૂત્ર હતું અહિયાં side થોડું ઉપર લખું છું n plus two two n plus one ભાગ્ય આઠ એમાં n બરાબર આપણે હવે એક બે ત્રણ ચાર ત્રિકોણ થયા છે. એટલે કેટલા મુક્સું આપડે? ચાર મુક્સું તો ચાલો n ની જગ્યાએ ચાર.